બરાબર ચિયો ભાઈ લેહે. એવો તો ચિયો ભાઈ હે અમોન તો કે

હોવ લ્યા પેલો લંબુ

સુ થયું ખબર છ. એને પૈસા કયાંક થી આયા હસીન.

મને કી ભાઈ તું લઇલે લેજે કી investment કરી લેજે. લંબુ તો માર પણ લંબુ હોશિયાર મોણસ હ એન લાગ્યું જ હશે કે ફાયદો થાય એવું સે એટલે જ તન આલ્યા હસી. એજન તો એન ખબર હતી ન આ માર બેટો analysis કરી નોખસે ન એટલે profit માં જ આવશે. તને હું લાગે કે પંદર ના તું ચેટલા બનાઇ. બની લ્યા પણ time લાગે ભાઈ કોઈ તરત ના બની જાય. હા પણ આવતા વગાડીન લે.

હાઓ થઇ જોય એમાં તો કઈ મોટું વસ્તુ નાઈ ભાઈ ત્રીસ પોત્રીસ એ થોય ન લાખ એ થઇ જોય હું કેવાંન થાય.

Market પર depend કર થોડું luck ના ઉપર depend કર બધો રીતના depend કર એટલે તું પંદર એ પંદર એકમોજ કરવાનો હિક પછી અલગ અલગ મોં કરીન કરે. એતો બધુ તન ખબર ના પડે. માં ત તો તન pto માં તો સુ ખબર પડે કે.

ના ના પંદર તો મૌલિકયાએ pto માં નાખવામાં

Crypto માં નાખવા આલ્યા હોયતો pto માટે તાર ચાર પોંચ વરસ wait કરવું પડ પહી.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 Crypto મોં ન તો ના લેવરાય લ્યા. pto માં થી તો profit માં લાગેન તો તન વેચે પરી. pto તો એના કરતા share માં invest કરવાનું. જો એતો આપડે તો ભાઈ માર તો ધંધો જ છે આ બધું કરવાનું એટલે લ્યા.

તો પહી long time માટે કરવું હોય ન મોટું invest કરવું પડે pto માં બરાબર તન ખબર હ ન pto નું investment થોડું મોટું રાખવાનું.

એટલે ના એટલે લે એટલે મોટું લેજે પહી એના કરતા હાવખે થી પહી પાર્થયા જેવું લઈને એ કોઈ નઈ માટે પૈસા નોખવાના હોયન. હમજ કે તું આપડે પૈસા નોખે બરાબર તું પંદર હજાર નોખી. અન પછી તન સાત વર્ષ પછી તીસ પોત્રીસ હજાર મળી. bank એ એટલાં મ તો double કરી આલે તન એટલે કૌ એનો તો કઈ મતલબ નઈ.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 જલ્દી પૈસા બનાવવા હોયન તો panny stock લઈને share market મોજ invest કરાય. risk લઇ લેવાનું. એટલે ભાઈ વાત હોંભળ જો ઇમો હું ચેવું કરવું પડ. ખબર હ ઇમો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 હા intraday કરે તોયે ચાલ ન option માં નોખો તોય ચાલ.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 risk તો ભાઈ આખી દુનિયા માં જો જોઉં ત્યો risk જ છે લ્યા. હા તો penny stock માં risk વધારે કે intraday મોં. Penny stock માં સુ લ્યા. એટલે ઑમો ચેવું. વસ્તુ જ આખી અલગ હ penny stock વસ્તુ અલગ હન intraday option trading વસ્તુ અલગ હ. એટલે penny stock માં ચેવું મતલબ penny stock માં તમને knowledge હોયન પણ ચેવું હોય ખબર હ. હાલ માં હારા penny stock હીજ ન લ્યા.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

તન ગણા પૈસા એન અન્ય હતા. ત્રણ થી ચાર ગણા. હું તન કૌ જો

suzlon energy ના લીધા હતા. એક રૂપિયાં ભાવે બરાબર

ઓહહ ચેટલા ટકા profit થયું. સો ટકા ઉપર થયું. ન તો ત profit એ એતો કૌ તાન એટલે હન તમોન પણ હવે ના કરાય હુંજ કાવ ન ના કરાય. એતો time હતો એકેય વખત કરવાનો. ચેટલું થયું. ખબર હ દાસ અગિયાર ગણું profit થયું.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

હ હ હન પહી ભાઈ હું તને સોનતિ થી સોજના phone કરું ચાલશે. હા એટલે કરી લેજે બરાબર હ. અન પેલી આપડે bolg channel ની હું link મોકલી દયે બરાબર મારી. હા એતો વોંધો નઈ. તું મન link મોકલી દેજે ન મારી channel ની તો મુ તન સોનતી થી વાત કરે હો.

Land pollution land pollution જેને આપડે soil pollution પણ કહી શકીએ. અને આપડે આપડી ગુજરાતી language માં જમીન ભૂમિ ભૂમિનું પ્રદૂષણ તો આપણે વાત કરીશું ભૂમિ પ્રદૂષણ ની ભૂમિ એટલે પૃથ્વી પર આવેલી માટી પથ્થર કંકર વગેરેનો સમુહ એટલે ભૂમિ ભૂમિ પર ઘણી બધી વસ્તુઓ વસેલી છે. માનવીઓના ઘર જંગલો વગેરે આવેલા છે. આજથી વર્ષો પહેલા ભૂમિ એકદમ ચોખ્ખી અને શુદ્ધ હતી. જ્યારે આજના સમયમાં ભૂમિ શુદ્ધ રહી નથી. ભૂમિ ની અંદર માટીનું ખૂબ જ મહત્વ છે. ભૂમિને પાણી અને સૂર્યપ્રકાશની ખૂબ જ જરૂર હોય છે. ભારતમાં ભૂમિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં લોકો ભૂમિની પૂજા કરે છે. ભૂમિને બીજા જમીન ના નામે પણ ઓળખવામાં આવે છે. માટી એ carbonic અને acarbonic પદાર્થનું બનેલું સૌથી ઉપરનું સૂકું પડ છે. ભૂમિ પ્રદૂષણના સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એ કુદરત દ્વારા ભૂમિ પ્રદૂષણ થાય છે. અને એક માનવસર્જિત પ્રદૂષણ થાય છે. એટલે માનવી કરે છે. એને માનવસર્જિત ભૂમિ પ્રદૂષણ કહે છે. કૃત્રિમ ભૂમિ પ્રદૂષણ કહે છે. તો આમાંથી સૌથી વધુ માનવસર્જિત ભૂમિ પ્રદૂષણ થાય છે. તેમાં મોટાભાગમાં રસાયણો અને ભારે ધાતુના દ્રાવક કેટલા ઝેરી તત્વોનું સમાવેશ થયેલો હોય છે. તેના કારણે ભૂમિ નું પ્રદૂષણ થાય છે.

વગેરે જેવા કારણોસર ભૂમિનું પ્રદૂષણ થાય છે. તેમાંનું કુત્રિમ કુદરતી સુનામી આવે ત્યારે ભૂમિનું ખૂબ જ ધોવાણ થાય છે. તેના કારણે ભૂમિને નુકસાન પહોંચે છે સુનામીમાં જમીન ધોવાય જવાથી તે બધી માટી દરિયામાં જતી રહે છે. અને દરિયા ગયા પછી એ દરિયાના ખારા પાણીમાં પડી જાય છે. જેથી તે કોઈ ઉપયોગમાં આવી નહીં. એનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યારબાદ કુદરતી acid વર્ષા એમાં કુદરત દ્વારા acid વર્ષા વર્ષે છે. જેનાથી ભૂમિમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. અને ભૂમિ પ્રદૂષણમાં વધારો થાય છે. એના ટીંપા ભૂમિ પર પડે છે. અને એસિડિક ટીંબા ભૂમિ પર પડવાથી તે ભૂમિ ફળ દ્રુપ માંથી બિન ફળદ્રુપ બને છે. અને ખેતરોમાં પાક વાવેલા હોય તો પાકને નુકસાન પહોંચે છે. આ રીતે acid વર્ષા ના કારણે પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. acid વરસાદ થવાથી ખેતરોમાં જે પાક વાવેલા હોય છે. એનાથી ભૂમિને તો પ્રદૂષણ થાય થાય થાય સાથે સાથે ખેડૂતને પણ નુકસાન થવાનું જે એની મહેનત કરેલી હોય છે. વાવેલી હોય છે એનાથી ખેડૂતને પણ ખૂબ નુકસાન થતું હોય છે. કે acid વરસાદ થવાથી બિન વરસાદની વરસાદ થવાથી ખેડૂતને નુકસાન થતું હોય છે. તો એમાં હવે માનવસર્જિત ભૂમિ પ્રદૂષણ તો આજના સમયમાં માનવસર્જિત ભૂમિ પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહેલું છે. આજના સમયમાં માનવીઓ પોતાના સ્વાર્થ માટે ભૂમિને નુકસાન પહોંચાડે છે. પહોંચાડી રહ્યા છે. માનવીઓ પોતાના વસવાટ માટે જંગલોનો નાશ કરી રહ્યા છે. આજના સમયમાં ખેતી કરવા વપરાતા ખાતરો જંતુનાશક દવાઓ વગેરેને કારણે પણ ભૂમિને નુકસાન પહોંચે છે. ભૂમિ ફળદ્રુપ હોય

જમીનનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે. માનવસર્જિત ભૂમિ પ્રદૂષણમાં plastic નું મહત્વ તો જે માનવસર્જિત આપણે plastic બનાવેલું છે. એનાથી ભૂમિમાં કેટલું પ્રદૂષણ થાય છે એ આપણે આની થોડીક ચર્ચા કરી લઈશું. કારણ કે મેં main સ્ત્રોત main જે મુખ્ય સ્ત્રોત કહેવાય. plastic જે ભૂમિને પ્રદૂષણ કરતું હોય. કારણકે plastic એક એવી વસ્તુ છે. જેને આપણે ઉપયોગ કર્યા પછી એનું કોઈ Recycle થતું નથી. એને આપણે use કરી શકીએ કાં તો ક્યાંય નાખી દઈએ. તો એનો કોઈ થતું નથી. અને છેવટે ભૂમિને પ્રદૂષણ થાય છે. તો માનવ સર્જિત ભૂમિ પ્રદૂષણ માં Plastic નું સૌથી મોટો ફાળો છે. માનવીઓ પોતાના વપરાશ માટે plastic ની થેલીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તેનો ઉપયોગ પૂરી થઈ ગયા બાદ તે plastic ની ભૂમિ પર ફેંકી દે છે. પછી plastic bag જમીનમાં અંદર સુધી જાય છે. પરંતુ તે plastic જમીનમાં ભળતું નથી વર્ષો વર્ષ સુધી તે એ plastic એમનું એમ જ રહે છે. અને તે plastic જમીનને દૂષિત કરે છે. સરકારે plastic ની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આવા બધા કારણોસર ભૂમિ પ્રદૂષણ થાય છે. એટલે સરકારે થોડા ભૂમિ પ્રદૂષણને લગતી લગતી કાયદા કાયદા લેવા જોઈએ. જેથી ભૂમિ પ્રદૂષણને બચાવી શકાય. ભૂમિ પ્રદૂષણને બચાવવા માટે આપણે પણ થોડા ઘણા પ્રયાસો કરી શકીએ છીએ. જેમ કે આપણે plastic ની વસ્તુઓમાં આવતી જે વસ્તુઓ છે. એનો ઉપયોગ ઓછો કરી શકીએ. છીએ કારણ કે હાલના જમાનામાં ઉપયોગ બંધ કરવો એ શક્ય નથી. એટલે આપણે એનો વપરાશ ઓછો કરીને થોડો ઘણો ફાળો આપણે આપી શકીએ. જેથી ભૂમિ પ્રદૂષણ ઓછું થાય. બીજી વસ્તુ છે. plastic ની બોટલો ને એ આવે છે. એ plastic ની પાણીની બોટલો પીવાનું બંધ કરવું જોઈએ. જેથી plastic નો વપરાશ ઓછો થશે. અને ભૂમિ પ્રદૂષણ પણ ઓછું થશે. ત્રીજી વસ્તુ આપણે જે શાકભાજી ને બધું લેવા જઈએ છીએ. તો એમાં નાની નાની plastic ની થેલીઓ આપે છે. જે ઘણી બધી આપણે એક જણ લે. એ plastic ની થેલી એક એક શાકભાજીને એવી રોજની ચાર ચાર પાંચ શાકભાજી છેલ્લો આપણે ઘરે લઈને આવીએ છીએ. તો એ એક જાતનું plastic જ છે. તો એ plastic આપણી શાકભાજી લીધા પછી એ શાકભાજી plastic ની થેલીમાં તો લેવાય જ નહીં. શાકભાજીને પણ નુકસાન પહોંચાડે. અને શાકભાજીને જે જોવે. એ neutrition ના મળી રહેતી હતી. શાકભાજીને લેવા માટે આપણે કાપડની થેલી લઈને જવા જોઈએ. જેથી plastic ની થેલીનો વપરાશ ઓછો થાય. અને ભૂમિ પ્રદૂષણને આપણે અટકાવી શકાય. નમસ્તે મારુ નામે જ્યોતિ ધુલેરા છે હું માંથી વાર્તા કઈસ શ્રાવણ માસમાં વસંત સોમવાર આવે છે સોમવારે વ્રત કરું છું એ દિવસ સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ શંકર ભગવાન ની નામનો દીવો કરી સો ગ્રામ સાકાર લઇ મહાદેવજી ના મન્દિર એ જઉં છું પછી સાકર ના ચાર સરખા ભાગ કરી અને કથા સાંભળવા આખો દિવસ ઉપવાસ કરવું અને પ્રસાદનું સાકર ને એક ભાગ સવારે એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવું તથા ચોથો ભાગ પ્રસાદનો દેવું. એક ગામ હતું. એક ગામમાં એક કોઢિયો બ્ર્હામણ રહેતો હતો. એના આખા શરીરે સફેદ કોઢ નીકળેલા હતા તોપણ તેને પરવાનું મન થયું હતું પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણ ને કોણ કન્યા આપે એ એક મોટા પંડિત પાસે ગયો અને પંડિત ને પૂછ્યું કે આ કોઢ મટાડવા માટે શો ઉપાય કરવો વ્રત કરવો કરવો તેનાથી વ્રત કરવાથી વ્રત કર્યું આનાથી કોઢ મટી ગયા અને એ અને કે તેવી થઇ ગઈ અને તેને ગ્રામીણ કન્યા પણ મળી ગઈ અને લગન પણ થઇ ગયા અને ખૂશખૂશાલી માં દિવસો વીતવા લાગ્યા અચાનક ત્યાં ત્યાં ઘણો વરસાદ પડ્યો ગામમાં ઘણા ઘરો પડી ગયા ઢોર પણ મરી ગયા અને ખેતરોમાં ઉભા પાક પણ તણાઈ ગયા આ વરસાદમાં બ્રાહ્મણ નું ઘર પડી ગયું ગામના કેટલાક લોકોના મોટા ભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઇ ગઈ એટલે આ બ્રાહ્મણ ની આવક પણ બંધ થઇ ગઈ છતાં પણ તેને ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યા એ એક નાનકડી ઝૂંપડી ઉભી કરી પોતાના સુખે દુખે દિવસો પસાર કરવા લાગ્યા અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી એટલે એને તેની પત્ની ને કહ્યુ કહ્યું કે હું બહારગામ કમાવા માટે જાવ ક્યાં સુધી બેસી રહીશ તે બ્રાહ્મણ તેની પત્ની ને ઘરે એખલી મૂકી ને ઘર બહાર કમાવા માટે ચાલી નીકળ્યો. રસ્તા માં એક સત્સંગ મહાત્મા મડ્યા. બ્રહ્મને સંત મહાત્મા ની ખુબ સેવા કરી એટલે સંત મહાત્મા એ ખુશ થઇ એક ચમત્કારીક આપી અને એને કહ્યું કે આ પીવડાવાથી મરેલો માણસ પણ સજીવ થશે બ્રાહ્મણે તો અને સંત મહાત્મા ના આશીર્વાદ લઇ ને રવાના થયા ચાલતો ચાલતો એક નગર માં આવી પહોંચ્યો. આવીને જોયું કે આખા નગર માં ફેલાઈ ગયો હતો તાપસ કરતા એણે જાણ્યુ રાજાની રાજકુમારી આજે સવારે મરણ પામી છે એ તરત જ રાજા ના રાજમહેલ માં ગયો અને રાજા ને બધી વાત કરી એટલે રાજા એ કહ્યું ભાઈ મરેલો માણસ કઈ સજીવ થાય ખરી છતાં પણ કહે છે તે પ્રમાણે અખતરો કરી જોયું ભલે કઈ બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું અને પાણી આવ્યું એટલે પથ્થર હોય તેમ દુંટીક ઘસી અને રગડું કુંવરીના મુખ માં રેડ્યું થોડી વાર માં કુંવરીનાં શરીરમાં તો ચેતન આવું અને એ આળસ મરડીને બધા સામે ટગર ટગર જોવા લાગી રાજા રાની તો બ્રાહ્મણ ઉપ્પર ખુસ્સ થયા અને બ્રાહ્મણ ને પોતાના મહેલોમાં મહેમાન તરીકે જયારે બ્રાહ્મણ આબાજુ સુખેથી ડુખેથી પોતાના દિવસો ગુજારે છે અને તેને ખાવાનું પણ મળતું નથી એવામાં શ્રાવણ મહિનો આવ્યો ગામની જે સ્ત્રી હતી એ બધી સ્રીઓ વ્રત કરવા લાગી આ બ્રાહ્મણ ને પણ વિચાર આવ્યો કે હુંપણ આ બધી સ્ત્રીઓ માફક વ્રત કરું એટલે એયે પણ સોમવાર સંકર ભગવાન ની ભક્તિનો પરંતુ ગામ માં અનાજનો એક દાણો પણ ન હતો એટલે એ એક ટાણું પણ કરે ક્યાંથી આ તો તે ભગવાન નું નામે લેતી લતી રહી એવામાં ગામના નગરશ્રી ઘરે દીકરી નો જન્મ થયો એને આખા ગામમાં સાકર ના પડીકા વેચ્યા એમનું એક પડીકું આ બ્રહ્મની ને પણ મડ્યું એટલે એ એક તણા ના પડિકામાંથી થોડીક સાકાર લઇ ખાધી અને વધેલી સાકાર નું પાણી કરી પીધું એટલે એને ટાઢક વાઈ એવામાં એ રાતે બ્રાહ્મણી ને સપનું આવ્યું સપનામાં મહાદેવજી બોલ્યા મહાદેવજીએ આવીને કહ્યું તે જાણ્યે અજાણ્યે નું વ્રત કર્યું છે પરંતુ આ વ્રત તું વિધિપુરવક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે કારણ કે હું તારી ઉપ્પર ઘણો પ્રસ્સન થયો છું આ

જવાનું ત્યાં જઈને સાકાર ના ચાર સરખા ભાગ કરવા અને એક ભાગ મહાદેવને ચડાવવા બીજો ભાગ રમતા બાળક ને આપવું અને ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો છે અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દઈ દેવાનો અને તે દિવસ એ નકોડો ઉપવાસ કરવાનો જયારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું અને એ દિવસ એ મહાદેવજીની કથા સાંભળવાની અને કથા સાંભળતી વખતે મહાદેવજી એમ હુંકારો દેવા નો પછી સાંજ પડે ત્યારે મહાદેવ પૂજા કરવાની બાદ એની ઉતારવાની રાતના જમીન ઉપ્પર શેતરંજી પાથરીને સુઈ સુઈ રહેવાનું આ રીતે સોમવારનું વ્રત કરવાનું અને છેલ્લા સોમવાર એ વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની ઉજવણીમાં સવાશેર ઘઉં નો લોટ લેવાનો એમાં સવાશેર નાખવાનું

પડતા પહેલા આ બધું કામ પતાઈ દેવાની એ બીજા દિવસ એ લાડુ વધારવો જોઈએ નહિ બ્રાહ્મણી ને આસપનાની વાત યાદ રહી ગઈ અને સોમવાર સુસુધી એને વિધિપૂર્વક વ્રત

પેલા રાજાને બ્રાહ્મણને ભેટમાં જવેરાત આપી એ લઈને બ્રાહ્મણ પોતાના ઘરે આવવા માટે નીકળો થોડા વખત માંજ બ્રાહ્મણ નું ધન લઇ ને ઘરે આવી પોંચ્યો ઘરે આવી પછી બ્રાહ્મણી એ એના પતિને સકરે સોમવાર ના વ્રત ની વાત કરી અને બંને જન મહાદેવજી ની ભક્તિ કરવા લાગ્યા બંને ની ઉપર મહાદેવજીની કૃપા હતી અને બંને ને હવે કોઈ વાત નું દુઃખ ન હતું એવામાં તો વરસાદ માં તો એમને ઘર કારણે થઇ ગયું અને સંકર ભગવાને એને સરસ મજાનો દીકરો આપ્યો અને જીવનમાં આનંદ છવાઈ ગયો હે મહાદેવ આ બ્રાહ્મણંને સાકરી સો વ્રત જેવું કહ્યું એવું કર્યું સોંને કથા સાંભળનારને સોઉંને કથા સાંભળનારને સોંને બોલો ભગવાન મહાદેવ ની જય. એક ગામ હતું એ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એક સાન્ટા નામની પત્ની હતી પત્ની દયાળુ હતી પત્ની ની ગુણવાન અને પતિવ્રતા હતી એ પ્રતીવતા સેવા કરતી ગામમાં એને સારી કમાણી ની મળતી એટલે એમની સારી નહોતી છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસ ને જમાડીને જ જમતા એક દિવસની વાત છે એક દિવસ બ્રાહ્મણને કઈ દીક્ષા મળી નહિ એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ને બંને મૂંજાયા કે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું આખરે ખુબજ વિચાર કરીને તે મહાદેવજીની ની આરાધના કરવાનું વિચારી લીધું બ્રાહ્મણ એ એક દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી પણ મહાદેવજી પ્રસન્ન થયા નહિ આખેર એમને ભક્તિ જ જડતી નથી અને પછી

હતી નહિ એટલે કે ચિંતા માં પડી ગયા અને પછી સન્યાસી ને પગે લાગી એ પછી પોતાની ગરીબાઈ ની વાત કરી એટલે સન્યાસી બોલ્યા હે બ્રાહ્મણ નું વ્રત કરો એટલે તમારું આ દુઃખ જરૂર દૂર થશે એમ હા એનાથી તમારી ઉપાધિ ત્રણેય દૂર થશે એમ કહી સન્યાસી એ પેલા મહાદેવજી અદ્રશ્ય થઇ ગયા અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી શ્રાવણ માસ ની રાહ જોવા લાગ્યા એવામાં શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ માસમાં કરી દીધું સોમવાર વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીનો દીવો કર્યો પછી મહાદેવજીના મંદિરે જઈ મહાદેવજીની પૂજા કરી એ પાંચ થી સાત બીલીપત્રો ચડાવ્યા

છોકરાઓને આપવાની બાકી વધેલી બે ભિખારીઓ પ્રસાદ તરીકે વ્રત કર્યું અને આ રીતે એ દિવસે ને દિવસે હાલત સુધરી ગઈ વ્રત કરવા થી સોમનાથ બ્રાહ્મણ અને સાન્ટા નામ થી સુખી થઇ અને આનંદ દિવસો વીતવા લાગ્યા અને માટે જે કોઈ આ નું વ્રત શ્રદ્ધા પૂર્વક કરશે એની કથા વાંચશે અથવા સાંભળીને અને સદાને માટે સુખી શાંતિ મળશે અને ભગવાન સોઉની રક્ષા કરસે એ ભોળાનાથ જેવી ની રક્ષા કરી એવી સૌની કરજો તમારો આભાર. મુળનામ શું હતું તો જવાબ છે મોહમ્મદ બે તો જવાબ છે ચૌદસો અઠાવન થી ગુજરાતમાં મુસ્લિમ મહારાજ્ય નો સુવર્ણ યુગ કયો હતો તો કે ચૌદસો અઠાવન થી પંદરસો તેર એટલે કે મોહમ્મદ બેગડા નો સમય ગાળો એ ગુજરાત માં મુસ્લિમ મહારાજ્યનો સુવર્ણ યુગ ગણાતો હતો મોહમ્મદ બેગડાને ગુજરાત નો અકબર કયા ઇતિહાસ કારે કહ્યો હતો તો જવાબ છે મોહમ્મદ બેગડાને કયા કયા બિરુદ્દ મળ્યા હતા આવા ઇતિહાસકારે મોહમ્મદ બેગડાની સરખામણી કયા સોલંકી રાજવી સાથે કરી છે મોહમ્મદ બેગડો કેટલા વર્ષની વયે રાજગાદી સંભાળે છે તો તેર વર્ષની વયે મોહમ્મદ બેગડો કયું નામ ધારણ કરી રાજગાદી પર બેસે છે અબુલ હજે ખાન મોહમ્મદ બેગડાએ રાજગાદી ક્યારે સંભાળી હતી તો જવાબ છે પચીસ મેં ચૌદસો ને અઠાવનની સાલ ની અંદર તેર વર્ષની વયે મોહમ્મદ બેગડાને ગાદી આપવામાં કોને મહત્વની ભૂમિકા ભજવી હતી તો જવાબ છે મલિક શાબા ને જો અલાએ મને સુલતાન ન બનાવયો હોત તો હું ભૂખથી મરી જાત આ વાક્ય કોણે કહ્યું હતું આવો પ્રશ્ન પુછાયો હોય તો જવાબ આવશે મોહમ્મદ દિન અબુલ ફતેહ ખાન નું નામ બેગડો શા માટે પડ્યું હતું તો મિત્રો એનું કારણ છે કે ગુજરાતના એણે બે ગઢ જીત્યા હતા અને આ બે ગઢ જીતવા પાછળ તેને બેગડો નામ આપવામાં આવ્યું હતું નાસરુંદિન અબુલ ફતેહખાને કાયા બે ગઢ જીત્યા હતા તો કે જૂનાગઢ અને મોહમ્મદ બેગડો જૂનાગઢ પર આક્રમણ ક્યારે કરે છે તો જવાબ છે ચૌદસો સીતેર ની સાલની અંદર મોહમ્મદ બેગડા એ જૂનાગઢ પર આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢના કરતો હતો તો જવાબ છે ના રામાનલી રામાનલી ત્રીજો બીજા કાયા નામે ઓળખાતો હતો તો એ રા ગંગાજળિયા

મેઘાણી ની નવલકથાનું નામ શું છે ઝવેરચંદ મેઘાણી ની એક નવલ કથા પણ છે એટલા માટે આ પ્રશ્ન નો સમાવેશ કર્યો છે મોહમ્મદ બેગડાના સમય માં જૂનાગઠ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 માં ગરવો ગિરનાર પર્વત ક્યાં આવેલો છે પર્વત ના પગથીયાઓ કેટલા છે તો કે નવ હજાર નવસો ને નવાણું ગિરનાર પર્વત ના પગથીયાઓ ની બીજા number ની રાજધાની કઈ હતી તો કે જૂનાગઢ ગુજરાતનું કયું શહેર ગિરિનગર તરીકે ઓળખાતું હતું તો કે જૂનાગઢ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 મણિ નામનો બહારવટિયો ક્યાં થાય ગયો હતો તો કે જૂનાગઢની અંદર ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે તો કે જૂનાગઢની સુદર્શન તળાવ કાયા કાળ માં બાંધાવામાં આવ્યું તો કે મોર્ય કાળમાં અમ મોર્ય કાળમાં સુદર્શન તળાવ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું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

મોહમ્મદ બેગડો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

મોહમ્મદ બેગડાએ દ્વારા જીતી તેનું નામ શું રાખ્યું હતું તો મોહમ્મદ બેગડાએ જયારે દ્વારકા જીતી ત્યારે તેનું નામ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 દ્વારકાનું પ્રાચીન નામ શું હતું તો કે કુશહસ્થલી ગુજરાતનું કયું શહેર સોનાની નગરી તરીકે ઓળખાઈ છે તો કે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ નું જગત મંદિર ક્યાં આવેલું છે તો કે દ્વારકા ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણ નું જગત મંદિર તોડનાર મુસ્લિમ શાશક કોણ હતો તો કે મોહમ્મદ બેગડો સાત મોક્ષ ની નગરી પૈકી એક નગરી ગુજરાત માં ક્યાં આવેલી છે તો કે દ્વારકા ચારધામ યાત્રા પૈકી એક ધામ ગુજરાત માં ક્યાં આવેલું છે તો કે દ્વારકા મીરાંબાઈ ની મૃત્યુ ભૂમિ ક્યાં આવેલી છે અથવા તો કઈ છે તો પણ જવાબ આવશે દ્વારકા ડૂબી ગયેલી દ્વારકા નગરી પર સંશોધન કોને કર્યું હતું તો કે એલ આર રાવે